વસ્તુનું વેચાણ કરવામાં આવેલ છે અને વસ્તુ વ્યવસ્થિત રીતે ગોઠવણી કરવામાં આવેલ છે.

એક ખુરશી દેખાય છે એક ટેબલ દેખાય છે કાચની બરણીઓ દેખાય છે.

અહીં ટાઇલ્સો અને બેઝીંગ નળો જેવી વસ્તુનું વેચાણ કરવામાં આવે છે.

ઘણા બધા પર્વતો જોવા મળે છે જેના ઉપર ઘણા બધા ઝાડવાઓ પણ દેખાય છે.

જીમ માં કસરત કરવા માટે અલગ અલગ પ્રકારના સાધનો જોવા મળે છે.

બે ટાયર જોવા મળે છે જે કાળા કલર ના છે એક પાણીની બોટલ પણ જોવા મળે છે.

અહીં એક સ્ત્રી એક પુરુષ અને એક બાળકી દેખાય છે.

તળાવની આજુબાજુ લીલુ છમ જોવા મળે છે અને ઘણા બધા ઝાડવાઓ દેખાય છે.

બે બારીઓ જોવા મળે છે બારોની બાજુમાં સફેદ કલર ના કાગળો ઉપર સૂચનાઓ લખવામાં આવેલ છે.

એક કાર જોવા મળે છે જે સફેદ કલર ની છે અને સફેદ કલર ના કાચ છે.